હેર એક્સપર્ટ લોરિયલ સરસ મજાનું બલુ--

શ્રી મહાવીર પણ છે કઈ આગળ પાછળ બીજા પણ શગુન લગાવેલા છે--

દેવીનો ફોટો મુકેલો છે ત્યાં એક બે--

કાળીકા માતા બંગાલી દેવી અ--

કે જેમાં લોકર્સ પણ અવેલેબલ છે અને--

ગાર્ડન છે. ગાર્ડન ની અંદર સરસ મજાના પ્લાન્ટ્સ લગાવેલા છે ફુવારો છે--

શાક કટ કરવાનું કટર છે. બેસીન માં સરસ મજાનું--

એક વાણીયાની દુકાન છે એમાં રમકડાની દુકાન છે એની અંદર બહુ બધા રમકડા છે બોલ છે બેટ મૂક્યા છે ગાડી મૂકી છે.

અને પીલ્લર ની બાજુમાં બધા લાકડાના સ્લેબ બનાવે તેવી રીતનું છે ઈંટો મૂકેલી છે.

અને એના ઉપર પણ સ્લેબ બાંધેલા સળિયા દેખાય છે ઝાડ છે--

એકલિત છોકરી ભણે છે છોકરા બે હાથમાં વી બતાવે છે ઉપર ફેન છે.

સલૂન જેવુ છે એમાં ચેર છે બે ત્રણ અને સલૂન નાં બધા --

રેસિડન્સ બિલ્ડીંગ છે બે ત્રણ માળની ઉપર છાપરા લગાવેલા છે નીચે કપડાં સુકવેલા છે એસી ના કમ્પ્રેસર દેખાય છે ઓપ--

ત્રણ ગેટ વાળો એન્ટ્રેન્સ છે એમાં બે સાય વચ્ચે એને તાપસ કરવા માટે લેડીઝ અને જેન્ટસ નું અલગથી રાખેલું છે ખુરસી છે.

અહીંયા અગાડી ગેરેજ જેવું છે જ્યાં સ્કૂટર સાય--

ટોપીને ઠંડીમાં ઉભા છે. એક નાની મીની બસ જેવું છે જેમાં જય માતા દી લખેલું છે--

યુબીઆઈ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા ની બેન્ક લાગે છે ત્યાં અંદર કસ્ટમર ઉભા છે એ--

પોર્ટ છે જ્યાં અગાડી મોટી શિપ હોય. શીપ માંથી સામાન લઈ જવાનું દેખાય છે ત્યાં એનું ગ્રાઉન્ડ દેખાય છે ગ્રાઉન્ડ ની આગળ બેસવા માટે નાના નાના--

રિયો મોટા બિલ્ડીંગ પણ છે ઘણા-બધા ઝાડ છે પાણી છે દરિયા જેવુ છે.

દીવો છે પંખા છે ઉપર લાઇટિંગ છે સે ફોલ સીલીંગ દેખાય છે ઘણી બધી --

લાઈટિંગ ડેકોરેશન નો કોઈ હોલ છે કોઈ ફંક્શન લાગે છે એની અંદર મીણબત્તીઓનું ડેકોરેશન કરેલું છે.

રાત્રે રાતનો સમય છે બ્લુ લાઈટ દેખાય છે.

ત્રણ છે. એક વિન્ડો માં છે ઘણા ઘણી લેડીઝ પણ ઉભી છે બે ચાર અ--

કોઈ સોસાયટી નો રોડ છે કાર છે. પબ્લિક આ--

ઉપર પંખો દેખાય છે. એલઈડી લાઈટ છે--

સાઉથ ઈન્ડિયન લેન્ગવેજ ની અંદર લખેલું છે. દુકાનનું નામ સંગીત ઈલેક્ટ્રોનિક્સ સેલ્સ એન સર્વિસ લખેલું છે કે-

ફોન્સ ના છે ઝી રૂપિસ પી ઝીઓ ફોન ઇન્ડિયન સ્માર્ટ વિવો જિયો .

વેસ્ટન રેલ્વે ની ટ્રેન છે ત્યાં બોગી લગાડેલી છે સ્ટેશન છે.

લગ્નના માટેનો રિસેપશન માટેનો સ્ટેજ બનાવેલો છે કે જેમાં એક બે ત્રણ ચાર--

સોફા મુકેલા છે નીચે પણ આગળ બેસવા માટે સોફા મુકેલા છે હૉલ છે ડેકોરેટ કરેલો છે ઝુમ્મર લગાવેલા છે એલઈડી લાઈટ છે--

એમાં એક કોટ એકમાં કોટી લગાવેલી છે સ્ટેન્ડ પર એકમાં બ્રાઉન કલર નો શેરવાની છે અને એકમાં ક્રીમ કલ ક્રીમીશ બ્લુ --

આ રીક્ષા સ્ટેન્ડ પાર્કિંગ લા પાર્કિંગ છે જેમાં બે ત્રણ--

સ્વામી વિવેકાનંદ શ રવીન્દ્રનાથ ટાગોર સરદાર વલ્લભભાઈ પટેલ ને સ્વલ શાસ્ત્રીજી--

ના ફોટા પણ મુકેલા છે. ગાર્ડન છે પેર બતાવ્યો છે એક--

કુંડા પણ રાખેલા છે માટી છે ખાતર છે.

મની પ્લાન્ટ છે મોટું ઝાડ છે રબર પ્લાન્ટ છે ઘણા બધા સુંદર ઝાડ છે.

જિમ કરતા કરતા થાકીને એક્સરસાઇઝ કરતા સુઈ ગયા છે.

એક ભાઈ જીમ કરે છે અને ત્યાં અગાડી ડમ્બેલ્સ ને--